બલી આપનાર ઘણા બધા વ્યક્તિઓ કલાકારો એમાં કામ કરતા વ્યક્તિઓ સર્વને આજે આપણે યાદ કરવું પડે છે એ બધા વ્યક્તિઓના ત્યાગથી એમના એ એમના જીવનથી તેઓ એ સુંદર આ સમય આપ્યું છે અને આપણને આજે ગૌરવ અનુભવવા માટે કલા નું ચિત્ર જોવા માટે એ એને એમાંથી આનંદ મળવા માટે આજે આ સુંદર અવસર મળ્યું છે તો ચાલો આપણે આ રાણી કી વાવ ને આપણા ફક્ત ગુજરાતમાં નથી ભારતમાં નથી આખા વિશ્વમાં પ્રસિદ્ધ કરાવીએ સાથે સાથે આપણે આ રાણી કી વાવને યાદ કરીએ ત્યારે એ બીજા ગામોમાં પણ બીજા વ્યક્તિઓને પણ આપને યાદ કરીએ જેઓ એ

Good morning મિત્ર બહુ time પછી phone આયો તારો કેમ નું છે? બહુ time પછી phone આયો યાર કેમ નું છે ઘરમાં મમ્મી પપ્પા શાંતિ ને?

બિલકુલ બહુ સારા છે યાર. અરે યાર જવા દે ને યાર, એક તો આ જો ને ઘરે થોડું issue થઇ ગયો હતો problem હતી એટલે હમ

Hello અવાજ આવે છે મારો? કે coverage નો problem છે

બરાબર admit કર્યો હતો મને હા તાવ આવ્યો હતો ને બાટલા ચડાયા હતા હમ

ક્યારે આવે છે ઘરે તો પછી મમ્મી પપ્પાને લઇને

આવોને કોક વાર ધોળકા આવો અને જામફળ પ્રખ્યાત છે આપણા ધોળકાના હમ ચોક્કસ-ચોક્કસ શું તમારે wife શું કરે છે ભૂમિ? Beauty parlour નું કરે છે?

તન્વી તો અત્યારે study કરે છે.

એટલે B com ઘે B com ની એટી ગેટી બાકી આઈ છે હજી એ solve કરે છે હા હા હમ ના ના એવું નહી એટલે વચ્ચે બીમાર પડી હતી ને એટલે exam દેવા નહતી ગઈ બરાબર હા ચાલો પહી ક્યારે આપડે ફરવા જઉ છે?

હા હા હા પેલો શુભલો ઓળખું એને હવે ખબર પડી ક્યાં છે એ એનું ઘર ક્યાં આવ્યું contact માં નહિ અમારે number બંમ્બર છે તારી કને? હા yaar બહુ મજા આવે school ની વાતો તો yaar બાકી miss you yaar ખરેખર

હા તો એનો number બધા school ના બધા મિત્રો ને બધા આપડે સંગાથ આપડે બધા મળીએ એક દિવસ હા મારો ઈરાદો છે કાલે જઈએ આપડે બધા અલા થેપલા ત્યાં અમદાવાદમાં છે ને રાણીપમાં થેપલા બહુ famous છે. તો ત્યાં અમે બધું શું તું છે પછી આ પેલો આ અંકીત્યો છે જયલો છે કરણીયો છે કીરણીયો છે બધાને લઇ જઈએ school ના friend ઓને અને ત્યાં જઈને થોડું શુ enjoy ભી લઇ લઈએ આપડે અને garden બાર્ડન અટલ સરોવર સારું બન્યું છે અહીંયા આપડે આ river front ઉપર નવું બન્યું ને તો ત્યાં અમે કીધું આપડે બધા friend ને લઇને જઈએ અને ત્યાં થોડો નાસ્તો બાસ્તો ભી કરીએ અને થોડું photography ભી કરીએ તો સારું રહેશે મેં કીધું તો શુ આખો દિવસ ઘરમાં ઘરે નોકરી ઘર નોકરી થાકી ગયા છે કંટાળી ગયા છે હવે

તો કાલે ગોઠવીએ હું call કરું હમણાં સાંજે બધાને

એવું છે તો કાઈ વાંધો નઈ તો એમને setable થશે આપડી જોડે?

હા મે કીધું હવે આગળ ઉતરાયણ આવે એ પછી હું કહું અત્યારે ફરવા જઉં હોય તો જતા આઇએ એમ

હા yaar બહુ બધા જાય છે યાર અટલ bridge તો ચોક્કસ મને inform કરજોને ખાલી થોડું advance માં inform કરજો તો આપડા બધા મારા ઘર બાજુ જ રહે છે આ બધા જયલો છે કરણીયો છે આપડા આ school friend વાળા બધા

બસ last time ત્યારે આપડે બધા ભેગા થયા એ થયા પહી તો થયા જ નઈ ને ક્યાં ગયા બધા school ના દિવસો બધું બહુ યાદ આવે છે હો યાર બહુ યાદ આવે છે કઈ setable કરીદો હવે કઈ ફરવા બરવા જઈએ આપડે હવે થોડું enjoy લઇ લો તો સારું રહેશે એમ કહું છું મે

હા થોડું સારું રહેશે એમ અને અટલ bridge કે river front ઉપર નું થોડું photography થઇ જાય એમ reels બિલ્સ ઉતરી જાય થોડી હમ શાંતિ છે મિત્ર અત્યારે તો બહુ સારું છે

હા ત્યાં ના અમારા જામફળ તો બહુ સારા મ સારા ચાલે છે ચોક્કસ ચોક્કસ ત્યાંથી મે કહ્યું છે ચાલો ને હું તમને call કરીસ એતો એવું હશે તો જમવામાં મારું favourite છે ને જો મે મોમેડીન છું એટલે તો મને છે ને અત્યારે always બધું જ ભાવે એમ આપડે એવું નહિ બધું ભાવે એમ

ચોક્કસ ચોક્કસ ચોક્કસ હમ

હા ઉતરાયણ પર મારો ઈરાદો છે કે જઈએ ફરવા family લઇને આવું ઘરે તારા

ગયો તો ને ત્યાં તો અપડે ના મારા કાકાએ છે ને

ત્યાં તો family બેમિલી ગયા તા marriage હતા ને માર કાકીની છોકરી રહે છે ત્યાં હા માર કાકીની છોકરી ત્યાં રહે છે એટલે proper પેલા અહીંયા ધોળકા રહેતી હતી પછી માર કાકીની છોકરી ત્યાં જતી રઈ એને study study ને બધું ત્યાં થતું હતું બરાબર પછી એને ત્યાંજ તે marriage કરાઈ દીધા એમ કે ભાઈ ત્યાં ચાલે એમ એને

Train માં તો બહુ મજા આવે હું train માંથી આવું છું ખબર છે તમને મિત્ર હમ

ના ના બિલકુલ સો ટકા વાત સાચી તમારી હમ હમ

બસ શાંતિ અમારે તો school school ને બધે જાય એટલે આખો દિવસ અમાર time જતો રે હમ હા એમને activa શીખવાડી છેને હમણાં જ તે જાય છે લઇ આવે છે ધીમે ધીમે જઈ ન હમ

શુ છે તમારી favourite? એવું થેપલા અને દહીં બને મજા આવે હે ને?

હમ બરાબર બસ મારા પપ્પાનો business ચાલુ છેને અમદાવાદમાં business ચાલું છે એમને ત્યાં અત્યારે તો settlement થઇ ગયા ને અમે અહીંયા હા

ના ના બરાબર એ વાત સાચી છે એ બધું અત્યાર થી જ કરવું પડે પછી આગળ જતા શુ છે કે શુ નઈ કેમ કે જો આ કોરોના ચાલુ થઇ જાય ક્યાં જવાનું પછી? તો હા તેલના ડબ્બા જોવો ત્રણ ત્રણ હજારના તેલના ડબ્બા આવે મોટા ભાઈ.

વાત સાચી છે તમારી બિલકુલ સો ટકા મિત્ર વાત સાચી

તો આપડે ક્યારે જઉં છે ફરવા આપડે પછી આ, કાલે નીકળીએ તો શુ કહેવું? મેં કીધું કાલે બધાને મારા ભાઈબંધને friend ને લેતો આવું મેં school ના friend ને બધા બહુ કેય કે હેડને શરીફ કે ફરવા હેડને હેડને તો એ લોકોએ શુ અમદાવાદ જોયું ના હોય આપણે જોયું હોય એટલે એ લોકો બિચારો ક્યાં જાય પછી, મેં કીધું મારા મિત્ર રહે છે એક પાર્થ કરીને છે અહીંયા જ રહે છે એ અહીંયા વેજલપુર side રહે છે તો એને મેં કીધું છે એની ગાડીમાં આપડે બધા ફરસુ અને ફરીને આપણને અહીંયા bus stand ઉતાર દેશે. હા થોડું management કરી લેજેને બરાબર થોડો time નીકાળી દેજે.

હા હા હા બરાબર બરાબર જોયા જોયા

ચાલો તો પછી આ ઉતરાયણ આવે છે આ ઉતરાયણ ઉપર જઇયે કહેતા હોય તો પછી આ ઉતરાયણ ઉપર આપણે તૈયાર થઉં એમ તો પછી ત્યાં શું office માં રજા રાખું ચાર દિવસની

હા તમને એ તો કહી રહ્યો છું કે આપણે આપણે ત્યાં ફરતા આઇયે enjoy લેતા આઇયે થોડો એમ કહું છું.

બરાબર શુ ભાઈ મે marriage કરવાનો શુ ઈરાદો છે તમારે?

સરસ લો મારે બાકી છે હમ

હવે આપડા બે ની કેટલી દોઢ કલાકથી વાત ચાલુ છે હવે આપણે કોઈ શુ સમજે કે કોની જોડે વાત કરતો હશે એવું થાય ને?

ઓહો

ના ના શાંતિથી થોડું ઓછું કર નાખો તો સારું છે life settlement કર નાખો બેય જણા આવું ખોટું સારું નઈ સમાજ પછી આપડી બાર વાતો કરે અને બનેને સમજી મળીને જુડીને રહો

આપડે plan ગોઠવીએ આપડે. શું કહેવું? ઉતરાયણના દિવસે જો પેલા એક કામ કરીએ જો હું તો છેને સવારમાં છેને પેલા તો છ વાગે ઉઠીસ ચા નાસ્તો કરીન તારા ઘરે

અલ્યા એટલું ના કરે મિત્ર માટે તું એક ચશ્માં મે પચાસ સાહીઠ રૂપિયાના ના યાર મારા ચશ્માં તારે લાવવા પડશે તારા ચશ્માં પહેરવા છે મારે બીજું કઈ નઈ

હવે અહીંયાના ભાઈબંધ જોડે compare થોડી મને કરવાનો હોય ગાંડા આ તારો ભાઈ તારો જીગરજાન છે ખબર છે

બસ જમવાનું આપડે મળી જાય એટલે બહુ મસ્ત છે. ઊંધીયું તો ખઉં છું ને યાર મારું favourite છે ઊંધીયું ચોક્કસ હેડો ન ક્યારે જઉં છે હેડો હા ઈ તો મારું favourite છે યાર મેં તો એની વસ્તુ ક્યારે નઈ ભૂલું i love yaar પતંગ દોરી તો મારા પપ્પા લઇ ને આયા તા મે લીધી ને સાત કોડી લીધી છે ચાલશે?

હા મારી પાસે તો પાંચ હજાર વાર માર પપ્પા એ રંગાઈ ને આપી છે મને સુરત ગયા છે હો સુરત ભરેલી દોરી લઇ ને આવ્યા છે.

હા હા હા બરાબર બરાબર બરાબર ના ઓળખી ઓળખી ઓળખી ઓળખી ધ્યાનમાં આયવો બરાબર અલ્યા હા હા એના થઇ ગયા marriage કે unmaried છે એ છોકરી કઈક થોડું એમના ઘરમાં જગડા ચાલતા હતા એવું સાંભળવામાં આવ્યું હતું વચ્ચે હમણાં એક friend મળ્યો હતો ને college માં તો કે થોડુંક હતું.

હમ હમ બરાબર

પચાસ હજાર રૂપિયાનો તોડ છે સીધો

બાર જઉં છે જમવા કે પછી અહીંયા જ આપડે parcel લાઈશું?

તો તો બહુ મજા આવે ગરમ ગરમ ખાવાની આઈ જઉં ઘરે હમણાં. તો ઘરે પછી ખૂટે બુટે નહીં, ના હોય તો બહારથી નાસ્તો લઇને આવું થોડો ઘણો.

લેતો આવું કહેતો હોય તો તું કે એ લાવું બોલ શું લાવું છે પડીકામાં લાવું છે કે પહી શાક રોટલીમાં લાવું છે? સબ્જી માં લાવું છે કે ચાવલ અહીંયા મસ્ત મળે છે અહીંયા elis bridge આગળ છે ને ત્યાં પુલાવ બહુ મસ્ત મળે છે ગરમ ગરમ. હા પુલાવ બહુ જોરદાર હોય બધા બહુ ખાય હે ત્યાં તો પુલાવ type આવે ને બિરિયાની type આવે ને ચાવલ ચાવલ આવે ને white સબ્જી ચાવલ બહુ મસ્ત છે બધા બહુ ખાય છે ત્યાં કહેતો હોય તો parcel કરાવી લાવું બસ્સો ના બસ્સો ના બસ્સો અઢીસો ના બધા family સચવાઈ જાય.

ચોક્કસ, ચોક્કસ મિત્ર ચોક્કસ ચોક્કસ